હા એ જ હોય છે દસ દસ marks ના પુછાય એટલે વાંધો નહિ આવતો એમાં તો હમ તમાર દસ દસ marks ના હોય

અમારે અઢાર અઢાર marks ના હોય એવું હે એમ હમ અમાર અઢાર marks નું એટલે બૌ long question હોય ને

અમારે તો દસ marks ના હોય એટલે બે દસ ના હોય અને બે પાંચ પાંચ ના હોય એમ ત્રીસ હોય છે એવી રીતે એમ બરાબર એટલે એમ એક question માં કેટલા pen ભરીને લખો એક question માં અમાર minimum સાત pen તો ભરવાં જ પડે તો જ પૂરે પુરા marks આપે છે

હા બૌ cut કર દે છે એમ મસ્ત લખ્યો હોય તો બી નીકાળી દે છે એક બે pej હમ અમારે તો બૌ strictly તપાસે છે એમ paper હમ તમાર તો કોક exam માં અને આમ college માં બી strick હોય અ હા માર તો બૌ હોય છે college ના sir ઓ જ બૌ એવા છે કે ચોરી જ નથી કરવા દેતા અને આમ તો બીજે બધી school ઓ college માં તો એમ sir ઓ help કરે છે થોડી ઘણી અમારે તો sir ઓજ નથી કરતાં હા એ જ તો અમારામાં તો કરે છે કૌ તો છુ હા એટલે તો અમાર college નું result એમ dim આવે છે હા પણ આમ તો સારું કે હે ને એવી રીતે કરે તો થોડીક આમ આપણે જાતેબી બી મેહનત કરીએ

હમ રેવાનું

લખવા દેતા હોય ને એટલે એમ કઈ નઈ વાંચવું હેડ ને લખવાં દે છે ને લખી દઈશું ઉહ અમારે એમ બાજુમાં છે ને college એમાં તો બધાં mobile micro ને એવું બધું લઈને બેસે છે

એ જ તો અત્યાર તો સારા ત્યાબી એ લોકોને કેટલું આમ એમાંબી એમને કમાણી લોકોને ચોરી કરાઈને બી છોકરાઓ student ઓ હા હા કોકનું ભલું થાય તો સારું ને પણ આવું ભલું એમને તો એમનાં પૈસાથી મતલબ હોય એટલે હા હા એમાં બૌ બધા મળતાં હોય છે પૈસાને એ લોકોને

એમાં college આગળ તો બૌ ભીડ લાગી જાય છે xerox વાળાઓની micro exam time એ તો એજ ને exam time એ તો કેટલા student ની ભીડ હોય ત્યાં xerox ઓની દુકાન ઉપર હા બૌ ભીડ હોય છે ધકા અને ધક્કી મુકતા હોય છે ક્યાય આમ આવે ને દરરોજ college આવે નઈ પછી exam time એ micro ક્ઢાવા બેસી જય બધા એ જ તો કેટલી આમ કેટલી કમાણી હોય ને એ લોકોને તો બૌ એ time તો બૌ જ કમાણી થઇ જાય છે લોકોને

હા હા નવરા કાગળ કાગળ હોય છે

કેટલો west થાય કાગળનો ખાલી micro કઢાઈને લઇ જય છે ચોરી કરવા મળી તો મળી નઈ તો પહી ફેકી દેવાનાં કેટલો west થાય હા કાગળનો બી west થાય પૈસા બી west જાય હે ને એ જ તો કેટલાં તીસ તીસ ચાલીસ રુપયા આખી micro ના લે હ અને છોકરાં અને છોકરીઓ કઢાઈ કઢાઈ ને લાવે હે એટલી બધી અને ચોરી કરવા ના મળી તો હમ હા એ તો બાતલ જ જાય ને એ તો paper બગડે એ અને ચોરી કરવાં ના મલે પાછી હમ તો એટલા પૈસા west કરી નાખે એના કરતાં એટલું વાંચીને મેહનત કરે તોય જાતે ના લખી શકાય

એ જ તો college માં તો રેવાનું આવું exam time માં હા હા એ જ ને હાલ college ચાલતી હોય ને lecture તો ત્યારે તો ઘણીને બે ત્રણ student હોય આખાં class માં હા બધાં તો college બાને રખડવા બી જતાં રે છે એ અને exam હોય એટલે તો એટલી ભીડ હોય ને કે આમ ક્યાંય ઉભાય ના રેવાય

exam માં જ ખબર પડે કે કેટલા બધા student ઓ હે આપડી college માં ને કેટલી bike ઓ ને activa ઓને ગાડીઓને બધી ભીડ થઇ જાય છે exam માં તો

traffic એ બૌ થઇ જાય છે લાગે છે કે exam હોય છે નકર આમ તો all time એ તો લાગતું જ નથી અમુક લોકોતો અમુક લોકોતો ખાલી graduation આમ complete થાય ન એ માટે જ કરતાં હોય degree મેળવવા માટે કોઈ marks બાર્કસ લાવવાં માટે એ તો ખાલી passing marks માટે જ કરતા હોય છે કે degree મળી ગઈ એટલે બસ ને કે આગળ વધી શકશું આપણે એમ હા એજ ને આમ ખબર નઈ કે આગળ જઈને પસ્તાવો થશે કે આ micro બાકરો કશું યાદ નઈ આવે કે ત્યાં હા એજ ને અત્યારે micro ના use થી કરીલે પહી પાછળ જતા પસ્તાય એટલે જ ને પહી પાછલ જતા પસ્તાવો થાય job bob મળે નઈ પછી કે કે અમે આવી degree મેળવી આવી મેળવી બધી micro થો મેળવી છે degree તો બિચારા મેહનત કરવાં વાળા એમાં ને એમાં પાછળ રઈ જતા હોય છે હા હા એબી છે તું લઇ જાય છે કે નહિ લઇ જતી micro ના ના અમારે તો થતી જ નથી તો શું લઇ જઉં અને મારો તો દર ફેર first bench જ આવે છે number હમ બરાબર મન તો બીક લાગે micro લઇન જતા જ હા સાચે પકડાઈ જઈએ ને તો બૌ વાંધો આવી જાય એ જ મન તો બીક લાગતી હોય છે એના કરતા ના લઇ જવી સારી

એનાં કરતાં થોડું મેહનત કરીને વાંચી લઈએ તોય સારું જતું રે paper એવું છે એમ હમ બરોબર બરોબર તારે આમ exam માટે exam માં કયા કયા આવે એમ કે subject ના paper ઉહ અમારે account પછી HRM આવે છે economics english પછી co operation બધાં અમારે છ subject આવે છે અને internal ના computer ના બે subject આવે એમ આંઠ આવે છે અમારે તારે કયા કયા આવે છે મારે તો જો ને મારે arts છે એટલે અમારે તો main subject હોય એ પ્રમાણે હોય એટલે મારું main subject હિન્દી છે

એટલે હિન્દી આવે ને second માં મારે સંસ્ક્રિત છે ઉહ બરોબર મારે main વિષય co operation છે એમ તો

compulsory ના subject હોય હા account અમારે compulsory આવે છે ઉહ અને english બી હશે ને compulsory માં તો

હા મારે બી englishcompulsory માં આવે અમારે અને બીજા બે main subject હોય એર્યા બાકી english compulsory બરોબર

કોઈ question માં તો આપડે micro કઢાઈ દઈએ એ તો બેઠો જ પુછાય ને

કેમ કે એમાં તો દસ હોય જે book ના તો દાખલા હોતાં જ નથી આખી રકમ જ પલટાઈ દીધી હોય છે હા change કરીને આમ બી change કરીને પૂછ ન તો જ સારું કેમ કે હેને ઈ પેલી રીતે પૂછતા હોય ને એનાં એ બેઠાં તો બધાં hello hellohello hello અવાજ નથી આવતો મારો

હા અવાજ નથી આવતો મારો

બસ બસ હાલ તો શાંતિ છે તાર કેવી ચાલી છે job

hello

hello

તો Sir આપને શું problem શું આવી રહ્યો છે Sir હવે?

હાં Sir, તો Sir તમને Problem શું આવી રહી છે અને તમારે શું કરવા ઈચ્છો છો હવે?

Sir, તમે phone ક્યારે order કર્યો હતો Sir?

બરાબર છે Sir અને OnePlus Nine R તમે order કર્યો છે.

હાં, સર. તમે Order કર્યો એ Time Sir Insurance લીધો હતો આ phone નો Sir?

હાં Sir. જોઈ શકું છું Sir, તમારું Insurance નથી Sir. બરાબર છે? હાં તો બે દિવસ માં પાછું તમે phone લીધો ત્યારે Sir, તૂટેલો જ આયો હતો કે પછી તમારાથી કઈ થયું છે અને તૂટી ગયો છે? એવું કઈ છે Sir?

બરાબર છે Sir. તો sir આમાં એવું હોય છે ને Sir કે તમે કોઈ પણ phone ખરીદો, બરાબર છે? ત્યારે અમે એક damage માટે એક Insurance આવે છે phone નો, એ Insurance જો તમે લઈ લો છો, બરાબર છે અને premium ભરી દો છો, તો એક વર્ષ સુધીની Full Warranty અને guarantee રહે છે Sir. તો એ લીધેલી હોય છે અને તમારાથી phone અગર પાણીમાં ભી પડી ગયો હશે અને ખરાબ થઈ ગયો છે,

તો Sir એમાં Company જવાબદાર રહેતી નથી Sir. ના Amazon જવાબદાર રહે છે, ના વન પ્લસ જવાબદાર રહે છે sir. એમાં જો તમારી screen તૂટી હશે, તો પણ Sir Company જવાબદાર નથી રહેતી એના માટે Sir. કે Amzon જવાબદાર નથી રહેતી Sir

હાં Sir હું સમજી શકું છું Sir કે તમે શું કહી રહ્યાં છો. પણ એ Sir in terms, terms and conditions ચોખ્ખું લખેલું હોય છે કે તમારાથી કોઈ Physical damage થાય છે, તો Sir એ Replace નથી થતો Sir એની અંદર screen broke થાય છે કે એવું કઈ હોય છે તો એ Replace નથી થતો sir. એમાં જો તમારે problem software આવતો હોય Sir, કે અંદરથી Internal mother board કે ગમ્મે તે એમાં કોઈ problem આવતો હોય, phone heat થતો હોય, તો Sir એ Warranty Guarantee cover કરે છે Sir, તમારો phone Replace કરવા માટે Sir પણ જો તમારાથી પડી ગયો છે, તૂટી ગયો છે, તો Sir એના માટે Sir નથી રહેતી Sir એમાં cover નથી થતી guarantee.

નહીં મળી શકે Sir તમને. નહીં Company આપી શકે, કે નહીં amazon આપી શકે Sir. કારણ કે એ phone લીધા પછી તમારાથી પડ્યો છે Sir. એમાં Company નો કોઈ problem જ નથી Sir. ના amazon નો છે, ના Company One Plus નો છે Sir એમાં Total issue તમારાથી જ બન્યો છે sir જરૂરી મતલબ કે Sir જો આવી કઈ બેદરકારી હોય, બરાબર છે? અને તમારાથી જો phone બોન પડી જતો હોય આવું કઈ, કોઈ નાનું છોકરું તમારા ઘરમાં હોય, phone બોન પછાડી દે એવું તેવું હોય, તો તમારે પહેલેથી sir Insurance લઈ લીધેલું હોય, તો સારું રહે છે. તમે full body Insurance લીધેલું હોય તો sir ઇવન Water damage પણ થઈ જાય છે ને, પાણીમાં પડી જાય છે, સામાન્ય રીતે જો Guarantee Warranty હોય અને Water damage આવે ને, તો કોઈ પણ Company ફોન

કાં તો નવો phone મળી જાય છે Sir

sir, તમને discount તો મળે છે ને Sir online. હાં તો Sir service તો મળે જ છે ને તમને. બે દિવસમાં તો તમને phone મળી જાય છે Sir. તમારા હાથમાં હોય છે Sir Even. તમને સારું એવું discount આપી રહી છે Amazon Sir ના Sir possible નથી Sir એ રીતે Sir પૈસા પાછા ના મળી શકે Sir ના Sir possible નથી Sir આમાં એવું હોય છે Sir કે જો તમારાથી નુકસાન થાય છે, તો એની ભરપાઈ કંપની કઈ રીતે કરી શકે Sir Amazon કઈ રીતે એની ભરપાઈ કરે Sir તમારી વાત સાચી છે કે તમે Amazon માંથી phone order કર્યો છે. બરાબર છે. પણ એમાં Amazon કઈ રીતે જવાબદાર છે? તમે phone oneplus નો use કરો છો. એને Order કર્યો છે તમે Amazon પરથી, અને તમારાથી પડી ગયો છે તો એની ભરપાઈ તમારે જ કરવાની હોય ને. Amazon કઈ રીતે કરી શકે Sir એના પૈસા છે એ તમને Refund નહીં થાય Sir Sorry Sir. એના બદલ માફી માંગુ છું Sir. બીજી કોઈ સહાયતા હોય તો બોલો Sir

બરાબર છે? જે parcel છે, એ parcel ખોલ્યા પછી જો phone ચાલુ કર્યો અને જો ચાલુ નથી થતો, કે Screen problems આવે છે, બરાબર છે? કે કોઈ Software problems આવે છે, તો Sir Warranty cover થાય છે. પણ Sir તમારાથી phone પડી ગયો છે. Sir Total Damage થયું છે, એના માટે Sir તમે જવાબદાર છો Sir એના માટે Company જવાબદાર નથી હોતી. તો એમાં Sir Warranty cover નથી થતી Sir. હાં Sir શું process કરશો Sir તમે? આમાં કઈ થઈ શકે એવું નથી SIr FIR થાય જ નહીં Sir. કઈ રીતે તમે FIR કરી શકો છો?

આમાં કઈ Company નો Fault જ નથી Sir તો તમે Company વિરુદ્ધ FIR કરી રીતે કરી શકો Sir નાં Sir, એવી કોઈ terms and conditions છે જ નહીં Sir. કે તમારાથી Phone પડી જાય અને તમારાથી damage થાય, તો Company Repair કરી આપે. Company Repair કરી આપે. No doubt, પણ એના તમારે charges આવે એની તમારે ભરપાઈ કરવી પડે Sir ત્યારે Company તમને Repair કરી આપે છે Sir Sir, service તો બરાબર જ છે Sir જો તમારા Point of view થી Sir ખરાબ હોય, તો એના બદલ હૂં માફી માંગુ છું. પણ Service માં કોઈ issue નથી sir સોરી Sir, એ પોસિબલ હોત તો હું કરી આપું Sir તમારામાં Refund પણ આઈ જાત, તમારો phone Replace થઈ જાત. પણ એ વસ્તુ જ Possible નથી જે તમે કહો છો Sir. Sir તમારાથી થયું છે, તો Sir ભરપાઈ Company કઈ રીતે કરે Sir

પણ Sir possible નથી Sir. એક વાર તો તમે Try કરી ચૂક્યા છો. અમારા જે Executive Repair છે, એવા Engineer છે, એમને Phone check કર્યો હતો સર. ત્યાં Phone ચેક થાય કે પછી Engineer Check કરે. કે Physical damage છે, બરાબર છે? કોઈના થી થયું છે? કે Software damage છે? કે પછી Company માંથી Phone આયો ત્યારે damage હતું? એવું બધુ એ ચેક કરી લે છે sir. ત્યાં તમારો problem ચોખ્ખો દેખાઈ ગયો હશે. કે Phone તમારા થી પડ્યો છે, પછી damage થયું છે Sir તો એમાં Company કઈ ના કરી શકે Sir એના બદલ Sir માફી માંગુ છું Sir. તમને આમાં Refund નહીં મળી શકે sir. એ Possible નથી. હાં Sir સાચી વાત છે. ચાલીસ હજારનો ફોન છે.

તમારી વાત સાચી છે. ચાલીસ હજાર રુપ્યાનો ફોન છે. damage થયો છે. બરાબર છે. Sir, એ OnePlus નો problem છે Sir Amazon કઈ રીતે કરી શકે? અમે તો બસ Sir Product, વેચવાવાળી site છે Sir આ. બરાબર છે? અને One Plus સાથે બાય કરીને તમને Sell કરીએ sir. બસ એ જ છે. અમારું વચ્ચેનું મધ્યમ છે Sir. બીજું કઈ છે નહીં આમાં. Contact છે એટલે કે Sir એમની જે Product છે, અમે અહિયાં મૂકીને વહેચીએ છે Sir સેલ કરીએ છે અમે Customer ને. બરાબર છે, discount આપીને. એમાં સર બીજો કોઈ problem હોતો નથી Sir. અમારે બીજા કોઈ Contact હોતા નથી એની અંદર. Terms and Conditions બધી OnePlus જ હોય છે Sir અમે જવાબદાર છીએ પણ ક્યારે? કે અમે Damage product તમને Parcel માં મોકલીએ, તો અમે એ Company ભરપાઈ કરશે sir એની. તમે જ્યારે Replace કરશો ને તમને Damage product મળી

parcel તૂટેલું આયુ છે. તો એ બધાં માટે Sir Amazon જવાબદાર રહેશે અને એની અંદર તમને Sir સૌ ટકા Refund પાછું મળી જશે Sir પણ જો આ રીતે તમારો ફોન પડી જાય છે, ને Warranty કવર નથી થતી, તો એના માટે Sir One Plus Company જવાબદાર રહેશે.

Sir તમારી પાસે Insurance હોત ઈન કેસ, તો તમે ફૂલ બોડી Insurance કારવેલું હોત, તો ઈવન તમારો ફોન આખ્ખો ચૂરે ચૂરા થઈ ગયો હોત, તો પણ Company Replace કરી દેત સર. બરાબર છે Sir? અમારા એમેઝોન નું પણ પોતાનું Sir Insurance છે Sir તો તમારે ફક્ત અને ફક્ત કોલ જ કરવાનો રહે છે. damage થઈ ગયું છે એમ. તો અમારા જે executive હોય, Courier Executive એ Sir Courier Partner આવીને ત્યાંથી Product કરી લે છે અને ઉપર મોકલાવી દે છે Sir. અને વિધીન અ વન વીક તમારા હાથમાં Refund કાં તો પછી sir નવો ફોન જ Replace થઈ જાય છે. જો એ Repair થતો હશે Warranty માં તો સર એ Repair થઈ શકે છે. તો એ રીપેર કરીને આપશે અને જો Repair નહીં થઈ શકતો હોય તો Sir તમને આખું ફોન જ નવો આપી દેશે Sir. warranty આ રીતે Cover થાય છે insurance અંદર Sir

જો તમે એવો ભારે premium લી લીધેલું હોય, બરાબર છે? costly Premium લીધેલું હોય અને એની terms and conditions એવું લખેલું હોય, કે Phone ખવાઈ જાય છે, અને Insurance cover થાય છે, તો Sir તમને નવો મળી શકે છે. પણ અમુક ચીજ જે હોય છે, ઓછા Cost માં Premium insurance છે એ બધાની અંદર તમે જ્યારે એવાં Premium લો છો, Insurance લો છો, એ Time તમને Sir Terms And Conditions માં એવું લખેલું હોતું નથી. કે તમારો Phone ખોવાઈ ગયો છે, તો તમને Phone નું Refund મળશે કાં તો નવો Phone મળશે Sir. એટલે એ તમારે જાણવું પહેલા જરૂરી છે Sir. તમે